okay okay sir બીજુ કઈ question હોય sir તો તમે પૂછી શકો છો. TATA healthcare માં call કરવા બદલ આપનો ધન્યવાદ sir

Vision tools financial logical tax related date time related look reference map related અને બીજા ઘણા બધા પરંતુ અહીંયા જે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવા formula વિશે હું તમને સમજાવી રહ્યો છું પહેલો formula છે absolute value તમે અહીંયા જોઈ શકો છો જ્યારે હું આ five number select કરું છું ત્યારે આ function એટલે કે formula bar ની અંદર આવી રીતે કહે screen આવી રહી છે એની અંદર તમને એક સૂત્ર દેખાઈ રહ્યું છે એટલે કે formulaABSminus five તો હું અહીંયા જે બી minus value લખીશ એની absolute એટલે કે positive value બનીને આવી જશે ઠીક છે મિત્રો next છે and and function નો ઉપયોગ કરીને એટલે કે and formula નો ઉપયોગ કરીને હું Logic બનાવી શકું છું ઉદાહરણ તરીકે અહીંયા લખેલું છે is equal to and c one is equal to five ને જ્યારે c one ની value આજે Cone છે એની value પાંચ હોય અને c two ની value દસ હોય તો આ condition true other than false થશે એટલે કે હું જ્યારે અહીંયા અગિયાર કરી દઈશ તો આ condition false થઈ ગઈ કારણકે જે રીતે મેં logic લગાવ્યું હતું એ રીતે data set કરેલા નથી ઠીક છે મિત્રો અને હું જ્યારે ત્યાં દસ કરી દઈશ તો એ true થઈ જશે હવે સમજીએ average function જ્યારે

ઘણી બધી રીતે computer ની અંદર converting process થતી હોય છે ઉદાહરણ તરીકે binary to octal binary to decimal decemal to binary અને બીજું ઘણું બધું પરંતુ અહીંયા

હું convert કરી શકું છું હવે ask ની value વિશે સમજીએ તમે જ્યારે keyboard ની અંદર કોઈ key press કરો ત્યારે એની કોઈ ask ની value જરૂર હોય છે ઉદાહરણ તરીકે હું character ની અંદર double click કરી રહ્યો છું આ function ની અંદર is equal to cap sixty five તો sixty five એટલે કે એ ની ask value ઠીક છે હું અહીંયા લખી રહ્યો છુ seventy one Seventy-one એ G ની ask ની value છે એવી રીતે અહીંયા ask ની value show થઈ રહી છે એના પછી next function છે cost theta cost theta નો ઉપયોગ કરીને તમે કોઈ ભી number હોય તેની ક ક Content of the value જે છે sains એ set કરી અને check કરી શકો છો next function આવે છે count count is equal to count function નો ઉપયોગ કરી ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું is equal to count e one to e Five એટલે કે દસ થી લઈ પચાસ સુધીની તો જે બી value હશે એ total કેટલી raw અથવા fild select કરી એટલે કે પાંચ fild select કરી તો એ data મને અહીંયા મળી જશે next છે date is equal to date Twenty twenty coma seven coma twenty one તમે આ રીતે લખશો તો એ જે બી formate હશે એ automatically આને convert કરીને desk formate માં કરી દેશે next છે even even function odd even function નો ઉપયોગ કરી હું એને convert કરી શકું છું like is equal to eyar even seven તો automatic એનું eaight convert થઈ ગયું પણ જો એ already even number જ હશે like four plus one કરશે નઈ ઠીક છે મિત્રો ઉદાહરણ તરીકે અહીંયા odd લખ્યું છે ને હું પાંચ લખું છું as it is save કરી દીધું પરંતુ જો છ હોય તેને સાતમા set કરી દેશે next આવે છે pectorial number જ્યારે Five કરું છું હવે આ pectorial number નું logic કઈ રીતે work કરે છે fact five તો one twen twenty answer કઈ રીતે આયો right તો five multiply four multiply three multiply two multiply one આ રીતનું કંઈક calculation mathematic ની અંદર તમે જોયું જ હશે અથવા તો એની અંદર કોઈ અલગ side પણ તમે data સમજ્યા હશો તો એનો ઉપયોગ કરીને તમે આ value ને convert કરી શકો છો pectorial number ની અંદર ઠીક છે મિત્રો હવે આપણે સમજીએ floor double click કરું છું five point ninety nine three બે decimal ની અંદર signified કરું તો ભી એની value convert થઈને કેટલી આવી ગઈ ચાર એટલે કે upper level ની value હોય five point nine nine હોય તો ભી એક down word એટલે કે power number ની અંદર convert થઈને four digit show કરશે ઠીક છે આનો ઉપયોગ કોઈ mall હોય અથવા કોઈ તેત્રીસ પૈસા કોઈ bill બન્યું પચાસ રૂપિયા તેત્રીસ પૈસા તો તમારે એને convert કરી એટલે કે તેત્રીસ પૈસાનું discount આપવું floor કરો તો discount થશે અને જો round function નો ઉપયોગ કરશો તે પાંચ point તેત્રીસ હશે તો બી છ રૂપિયા બતાવશે ખ્યાલ આવી રહ્યો છે મિત્રો આવી રીતે તમે floor and round function નો ઉપયોગ કરી શકો છો like dealing system હોય અથવા તો બીજી ઘણી બધી જગ્યાએ Next option આવે છે log log નો ઉપયોગ કરી log table ના આધારે પાંચમો log બે અથવા zero table ten ના આધારે અલગ અલગ રીતે તમે એને log value find કરી શકો છો સાથે અહીંયા આપેલું છે lower ઉપયોગ કરીને ઉદાહરણ તરીકે હું અહીંયા જ્યારે select કરું છું Cfifty ની અંદર મેં અંકિત capital માં લખ્યું છે પરંતુ અહીંયા lower value નો ઉપયોગ કરી ને એ lower value માં convert થઈ રહ્યું છે એના પછી Next value આવી રહી છે lower value same to same upper value જ્યારે હું upper ઉપર double click કરું છું તમે અહીંયા જોઈ રહ્યા છો Efifty value ની અંદર cheap data આપેલા છે તો Efifty Efifty ની અંદર જે લખેલું છે એ અંકિત Efifty ની અંદર small માં હતું પણ એ કેવી રીતે થઈ ગયું તો upper case ની અંદર અહીંયા જે upper માં લખેલું હતું Cfifty ની અંદર એ કેવી રીતના થઈ ગયું iower case ની અંદર આ રીતે તમે upper and lower case ની અંદર પણ value convert કરી શકો છો ઠીક છે મિત્રો હવે maximum number max નો ઉપયોગ કરી હું double click કરી રહ્યો છું તો maximum ક્યાંથી ક્યાં સુધીની Eone થી લઈ Efifty five સુધી

તમે જેટલી range આપી હતી એમાંથી minimum value કેટલી છે એ પણ તમે set કરી શકો છો ઠીક છે મિત્રો હવે આપણે સમજીએ medium એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક જે આવતું હતું એના વિશે અહીંયા હું middle નો ઉપયોગ કરીને Eone થી અને Efive સુધીની value ની અંદર જે value આપેલી છે એનો ઉપયોગ કરીને હું મધ્યક મધ્યસ્થ અને બહુલક પણ શોધી શકું છું ઠીક છે મિત્રો જ્યારે હું now Function નો ઉપયોગ કરી enter આપી રહ્યો છું noe function current system નો જે date time હશે જે અહીંયા તમે જોઈ રહ્યા હશો એ system date time અહીંયા generate કરશે જ્યારે હું is equal PIanroi back and open close કરીશ તો PI જે value હશે એના આધારે એ pi value અહીંયા મને show કરશે એટલે કે ત્રણ point ચૌદ જ્યારે હું random number ઉપર click કરું છું random number number થી તમે randomly કોઈ number generate કરી શકો છો ઉદાહરણ તરીકે random કરી અને enter આપો. તો અહીંયા zero point three four nine seven કરી ને કોઈક number જુઓ ફરીથી હું click કરી રહ્યો છું અને enter આપી રહ્યો છું તમે જોઈ શકો છો three one કરીને કોઈ number આવી ગયો છે Again enter દર વખતે random number function randomly number the way કરી રહ્યો છે ઠીક છે મિત્રો નામ function વિશે મેં already તમને સમજાવ્યુ છે sain theta sain theta નો ઉપયોગ કરી તમે sain theta value જે convert કરવી હોય અથવા એની value જોઈતી હોય તો P લઈ શકો છો square route function નો ઉપયોગ કરીને તમે one four four તો એ બારનો square route થાય તો એ રીતે પણ તમે એને find કરી શકો છો sum નો ઉપયોગ કરી ઉદાહરણ તરીકે is equal to e one to e five એટલે કે આટલી fild નો સરવાળો કરી જે બી answer આવતો હશે એ answer sum function ની અંદર તમે શું થશે એટલે કે one fifty ઠીક છે મિત્રો tan thita કેન્ડીસાનો ઉપયોગ કરી તમારે tan theta value જોવી હોય તો ભી search કરી શકો છો today function નો ઉપયોગ કરી આજની જે date હોય એ તમે show કરાવી શકો છો સાથે જ એક ત્રીજો function છે power Function કઈ રીતે લખી શકાય is equal to power function આવી ગયું પછી જ્યારે હું round packet ચાલુ કરીશ ત્યારે એને મને કહ્યું કયા number પાંચમો કેટલી ઘાત જોઈએ ત્રણ ઘાત પાંચ coma ત્રણ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કોઈ power function through એની જે ભી value આવતી તી તે એને મને find કરીને આપી દીધી છે ઠીક છે મિત્રો આ રીતે પણ તમે function નો ઉપયોગ કરી શકો છો સાથે જો તમારે કોઈ customization કરીને value find કરવી હોય એટલે કે મારે minus કરવું છે like અ five double zero then minus six five sorry six five AndPP આની અંદર calculation કઈ રીતે કરી શકાય is equal to five double zero એટલે કે હું આને select કરીશ minus આને select કરીશ minus આને select કરીશ okay

કોઈ function હોય એની અંદર error આવતી હોય deep માં એનું નામ કરવું હોય અથવા track track function થી શું કર્યુ તમે અહીંયા line જોઈ શકો છો આ value આના લીધે થી એક five value આવી રહી છે તો તે track થઈ રહ્યું છે હવે હું અહીંયા control a કરી રહ્યો છું એટલે બધું select કરી રહ્યો છું અને track ઉપર click કરી રહ્યો છું track ની અંદર તમને ઘણા બધા function નો ની detail જોવા મળી રહી છે અહીંયા select કરું છું like આ જે value છે true એને હું track કરી રહ્યો છુંતો five and ten ના આધારે એ value track થઈ રહી છે જ્યારે હું sum ઉપર click કરું છું sum ઉપર click કરીને track કરું છું તો તમે જોઈ શકો છો

કરી શકું છું જ્યારે હું આ true ઉપર select કરીશ show formula ઉપર click કરીશ તો બધી value ના formula તમે અહીંયા જોઈ શકો છો અને હું જ્યારે show formula remove કરી દઈશ તો તમને અહીંયા ખાલી answer જ show થશે ઠીક છે મિત્રો error checking જ્યારે કોઈ જગ્યાએ error આવતી હોય એટલે કે હું અહીંયા logic લખી રહ્યો છું is equal to five divided zero તો અહીંયા divided zero ની error આવી રહી છે તો error checking ઉપર click કરીશ તો એને મને બતાવી દીધું કે આ divide by zero ની error આવી રહી છે હું એને next previous અને check પણ કરી શકું છું સાથે in mute formula મારે એની અંદર કોઈ logic change કરવું હોય તો પણ હું કરી શકું છું like આ રીતે તમે લખી શકશો નહીં ઠીક છે મિત્રો હવે આપણે સમજીએ watch window એટલે કે અમે જે data add કર્યા ઉદાહરણ તરીકે dis watch watch window તો એ value add watch window ની અંદર થઈ જશે ભાઈ બુક number one એટલે કે file નું નામ બુક one છે એની અંદર seat number two ની અંદર b at નામની જે sell છે એ value અને formula અહીંયા watching ની જેમ add થઈ જશે ઠીક છે હવે આપણે સમજીએ automatic Manual અને આ convergency વિશે એક function અહીંયા પણ આપેલા છે હું આ સૌ function નો ઉપયોગ કરી રહ્યો છું ઉદાહરણ તરીકે is equal to ocue અને

તો તમે અહીંયા જોઈ શકો છો હું sixty ની જગ્યાએ eighty કરીશ અને અહીંયા select કરીશ value change થતી નથી જ્યારે આ option automatic ઉપર set હશે તો જ value change થશે ઠીક છે મિત્રો આ હતું Microsoft excel ની અંદર formula menu જેનો ઉપયોગ કરીને તમે અલગ અલગ રીતે ગણતરી અને mathematical calculation અને તમારા રોજિંદા જીવનના જે બી કાર્યો હોય એ સરળતાથી કરી શકો છો તમને આ મારો video કેવો લાગ્યો comment કરીને જણાવી શકો છો સાથે જ ગુજરાતીમાં microsoft excel અને microsoft word power point બીજા programming વિશે સમજવા માટે અમારી આ channel ને like share and subscribe જરૂર કરી દેજો Microsoft word excel computer નું basic knowledge android application related mobile application development website કઈ રીતે બનાવી શકાય coding વગર અબ્રાહમ લિંકન united state ના ઓતરડા પ્રદેશ જેમ્સ જેન્ત્રી મોટો જમીનદાર હતો તે પ્રદેશના ખેડૂતો પોતાની ખેતીની પેદાશ ત્યાથી એક હજાર mile દૂર દક્ષિણમા ન્યુઓલી ઓલિમ્યશ નામના મોટા બંદરમા વેચવા માટે લઈ જતાં એ સમયે એટલે દૂર સુધી માલ લઈ જવા માટે પાકી સડકો ન હતી સદભાગે united state ના એ વિસ્તાર માં નદીઓ એક વિશાળ જાળ કુદરતે બિછાવી દીધેલી હતી એ જળપ્રવાહ દેશના અંદરના ભાગ દરિયા કાંઠો પર આગળ બંદરો સાથે

ઓરનિંગ્સ મોકલવો હતો આટલા લાંબા અને જોખમ ભર્યા પ્રવાસ ની જવાબદારી માટે તેની નજર અબ્રાહમ લિંકન નામના કદાવર જુવાન પર ઠરી અબ્રાહમ તેના બાહુબળ હોશિયારી પ્રમાણિકતા અને હલ હલમનશાહી માટે જાણીતા હતા જેન્ટ્રીના માલ હોડીમાં ભરીને અઠારસો બયાશી ના માર્ચ મહિનામાં તેમનું ઓરલીયન જવાનું રવાના થયો છે અબ્રાહમ હોડીને આખો દિવસ નદીના કિનારે અડીને સંતાડતો ઓહાયો નદીમા તે આગળ વધે છે તેમ તેમ એક નવી જ દુનિયા તેની નજર આગળ જતી

આબોહવા જેને જોવા મળે છે આગળ ચાલતા ઓહાયો નદી ની કીનારા મહાન બંને મળે છે તેના દરિયા જેવા વિશાળ પથ પર થઈને હો હોળી હાકતારતા પાકથી લચી રહેલા mile ઓ સુધી રહેલા વિશાળ ખેતરોમા કામ કરતા વિદેશી ગુલામો તેને જોવામા આવે છે New ઓરલિયન્સ મા અબ્રાહમે માલ વેચ્યો એ પચરંગી શહેરમા તેણે જોએલી બધી વસ્તુઓ પૈકી એક વસ્તુને તેના દિલ પર ઊંડી અસર કરી અને તેની કાર કારની સ્મૃતિ તેના ચિતમા સદાને માટે અંકીત થઈ રહી બાળપણમા લોકોને મોઢેથી જેમને વિશે તેણે કમકમાટી ભરી વાતો સાંભળી હતી તથા જેમને દૂરદર્શન મા અરેરાટી છૂટે આવે છાપમા આવનાર વર્ણનો તેણે વાંચ્યો હતો તે સૌથી ગુલામોનુ કરુણ દ્રશ્ય ત્યા તેને સગી આંખો જોવા મળ્યુ સદાયે અડ અડધુંત થતા બળદને ઘોડા વગેરે પશુઓની જેમ ખરીદાતા અને વેચતા તથા તથા સાંક સાંકળોથી જક જકડીને ગુનેગારોને હેઠે હેઠ પુરી રાખવામા આવતા એ અસહ્ય ગુલામોને જોઈને તે સમભાવી તરુણ દિલ સવાયું અને કરુણતાથી ઉભરાઈ આવ્યું લગભગ એક વર્ષ બાદ ન્યુ ઓરલીયંશ જવાનું અબ્રાહમને ફરીથી મોકો મળ્યો ત્યાં ત્યાંના આ રોકાણ દરમિયાન ગુલામો વેચવાના બજારનું કાળમુ દ્રશ્ય નિહાળીને તો તેનું દિલ ઓલવાઈ ગયું વેચવા માટે રજૂ કરેલ સંખ્યાબંધ સ્ત્રી તથા પુરુષ ગુલામો અને ઓજારો બજાર માટેના તેના જોવામાં આવ્યા દરેક ગુલામ ને પગે લોખંડ ની સાંકળ બાંધવામાં આવી હતી ધોરા વેપારીઓ હાથે ચાબુક ધારણ કરીને દમ દમામ થી

અસહાય સાંકળતી જકડાયેલા અર્ધનગ્ન અને ભય થી ધ્રુજતા એ દી ગુલામો જોઈને અબ્રાહમ ની નબળી સહાનુભૂતિ તમામ કરી પરંતુ છેક નાનપણથી જ બુરાઈ અને બુરા લોકો વચ્ચેનો ભેદ તે બરાબર ઓળખી ગયો હતો અને તેથી તેને સહાનુભૂતિ ઝૂલમનો ભોગ બનનાર અને જુલમ કરનાર ઓબયને આવરી લે તેટલી વ્યાપક બની હતી આથી એ વિચારને અને સ્વરૃદય અને જુવાન ગુલામો તેમજ ગુલામોનો

કે ભેદભાવ સેવાયા બીના બની શકે તે પરિશ્રમ કા પેદા કરનાર સર્વ સમસ્ત સંજોગો સાથે જ પાક ખેડાવીને અને તેમને પલટી નાખવાનો છે તેમના પોતાના મનમાં દ્રઢ સંકલ્પ કરે છે ગુલામી તથા united state ના સ્વભાવશાળી જ તેને વરસવામાં આવે મળી હતી વારસામા મળી હતી ઈતિહાસ પ્રસિધ્ધ મેથલાવર વહાણયાત્રી વાળાઓને લઈ ને ઉત્તર અમેરિકા ના પૂર્વે સાગરકાંઠા ને વર્ષે લગાવી લાગણી એ જ આડસામાં એક જ વેપારી જહાજ એક સાગર કાઢે લગાડ્યું અને તેમાંથી વીસ વીસ પક્ષીઓએ ઉત્તર અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો એ જ વર્ષે લગભગ એક જ સ્થળ પર રોકનારા બંને વાહણો ઉતારુઓ વચ્ચે જમીન આસમાન જેટલુ અંતર હતુ એક રંગ ગોરો હતો બીજા કાળા એક એક સર્થમ અને સ્વાભિમાની રક્ષા કાજે સ્વેચ્છાએ વતન ને છોડીને ત્યાં આવ્યા અને બળાત્કારી લાવવામાં આવ્યા હતા એક સ્વાધીન હતા અને બીજા ગુલામો એક જ એકે ત્યાં રાષ્ટ્રબીજ રોપ્યો છે ફાલીફુલીને વિશાળ તારું તરુવર બન્યું બીજું બીજા કાળે તેને એ જ રાષ્ટ્ર વૃક્ષની ખુદ વૃદ્ધિ માટે જોખમ ભર્યું બન્યા પશ્ચિમ યુરોપના ગોરા ગોરાઓ એ સતારમી સદીના આરંભમાં ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના પ્રદેશમાં આવીને ત્યાં વસવાટ શરૂ કર્યો ત્યારે જ જાત

જેમાં તે માટે જમીન પર જમીન તો અખૂટ હતી પણ મજૂરોની ખોટ હતી. અમેરિકાના આદિવાસી red indian નો red indian નો પર એ માટે તેમની પ્રથમ નજર પડી red indian ને પકડીને તેમની પાસે ખેતી કામ કરાવવાનું અખતરો તેમને કરી જોયો પરંતુ red india red india માં ચળચળ અને માનસીય હતા તેઓ ધારિયું કામ કરતા નહીં અને લાગ મળે પોતાની ટોળીમાં પાછા ભાગી જતા બંધનોથી પકડાઈને તેઓ ગોર મહિલાઓ માલિકોનું ખૂન પણ કરી બેસતા આમ એ અખતરો નિષ્ફળ નીકળ્યો ઇંગ્લેન્ડના કેદીઓને તથા યુરોપના બીજા દેશોમાં થી ગેર મિત્યા મજૂરો લાવી તેમની પાસે ખેતી કામ કરાવવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ ગોળો કેદીઓ પણ મજૂરોને સુંધા ધાર્યું કામ દેવામાં નિષ્ફળ નિવડ્યું આફ્રિકાના હરણીય વાસી અભદ્ર પક્ષીઓ પોષ પોષકોષ લાવી લાલચો આપીને છેતરી અયીયાસી વેપારીઓ વહાણોમાં થી ખડકી ખડકીને અમેરિકા જવા રવાના કરવામાં આવ્યા અથવા બીજા પકડનારો પાસેથી ખરીદવામાં આવેલ એ અ સહાય પક્ષીઓને વાહણમાં એક ઉપર બીજી એવી કબાટનો ખલાસો જેવી પહોંચતા પહેલા જ મરણ શરણ થતા અને ગુલામી દશામાં જીવનની કારની યાત્રાનો ભોગવવા માંથી મુક્ત થયા ગુલામો પશુઓની જેમ જ તેમને માલિકોની મિલકત ગણાવતા હતા માણસ તરીકે તેમના કશા ન હક ન હતા ગુલામોના માલિકો પોતાના ની મરજી પ્રમાણે ગુલામોને પોતાના બાળ બચ્ચા ખોટા પાડીને પણ વેચી વેચી શકતા ગુલામો કોઈ પ્રકારના ગુજારવામાં આવેલ એ ગુનો ન ગણાય કહેવાય કે બારીક બાઈ ના માલિકની બંધી ગુલામી પર હત્યાચાર ગુજારવામાં આવે પણ ગુનોજ ન ગણાય માલિક ધારે ત્યારે સતતતી માટે સતતતી માટે સારી રીતે તેમ જ માનસિકતા ઓનું વર્ણન કરીએ જાય એમ નથી ગુલામીની તથા વાર દક્ષિણમાં

ધુણા અને દ્વેષાઓએ વરસાદ વરસાવ્યો તથા દને અનેક દરેક રીતે તેમને કણ કણ કરવામાં ઉપજાવવામાં આવ્યું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 બસ ભાઈ બધું જ મજામાં છે.

બસ ભાઈ આજકાલ માં જોઈ રહ્યો છું. આજકાલ ની દુનિયા કે મતલબ કેટલું બધું પરિવર્તન થઇ રહ્યું છે.

પંદર વરસ પેલા વાતાવરણ કેટલું સ્વચ્છ અને સારું હતું. અને અત્યરે જોને ગાડી ના ધુમાડા industries ના કારણે આપડા પર્યાવરણ ની સુ હાલત થઇ ગયી છે. હા ભાઈ હું બી એજ વિચારી રહ્યો હતો. બાર બેઠો બેઠો કે આજ કાલ ના લોકોને મતલબ જે આજકાલ ના બાળકોને બિલકુલ ખ્યાલ નથી કે પર્યાવરણ ને કઈ રીતે બચાવવું. જયારે આપણે ના ના હતા ત્યારે વૃક્ષારોપણ કરતા,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

અને આપણા જે શિક્ષકો હતા. તે આપણે માર્ગદર્શન કરતા કે પર્યાવરણ માટે સુ કરી શકાય વૃક્ષઓ કઈ રીતે રોપી શકાય. ને અત્યરે સુ થઇ ગયું છે કે મોટા ભાગ ના બાળકો છે ને તે ફોન ના પાછળ જ પોતાનો સમય

હા એતો છે જ ને તને ખબર છે કે આજકાલ બૌ મોટી problem થઇ ગયી છે પર્યાવરણ માં

આ pollution વધી ગયું છે પછી મતલબ લોકોને ખબર નથી પડતી ને અડ્ડેડ્સ બધા વૃક્ષઓ કાપી રહ્યા છે હા યાર એતો main, problem છે. આપણા પર્યાવરણ માટે environmental બૌ action લેવાઈ રહ્યા છે. કેમ કે બાળકો તો બિચારા નાદાન છે. પણ સુ ખબર છે, કે મોટા માણસો છે મોટા bussinessmen છે, જે industries કે જે automobile ક્ષેત્ર માં છે એમનો તે બૌ જવાબદાર છે. જે રાજકીય નેતાઓ તે સુ થાય છે કે વિશ્વ level એ કામ થઇ રહ્યું છે, પણ તે કાગળ પર જ છે, એના સામે action નાઈ લેવાય રહ્યા. કેમ કે montreal સંધિ હતી. સંધિ હતી, જેમ કે brazil ની પણ એક આવી meeting થઇ હતી, મને exect ખબર નથી, પણ તેની દિશા માં પગલાં નથી લેવાય રહ્યા. હા એતો છે જ, કે બીજું વસ્તુ એ કે પગલાં લેવાઈ બી ખરા ને છતાં તો બી લોકો આળસ ખુબ રાખે છે, આ બધા માં કેમ કે હવે જોયું છે કે goverment વૃક્ષ પણ આપે છે. આપડને નાના નાના છોડ બી આપે છે, તમે લોકો એને વહાવો ઘર ની આજુબાજુ એને ઉચ્છેર કરો છતાં અમુક લોકો આળસ માં ન આળસ માં ક્સુ કરતા નથી. અને બસ એજ પોતાનું કામ અને પોતાનું, ઘર સંસાર સાંભળવાનો ને એ બધું પણ કોઈને પર્યાવરણ ની તો પડી જ નથી. હું જ્યાંય બી જાઉં ત્યાં કે તો plastic નો કચરો હોય ગંદગી હોય અને ક્યાંય મતલબ dustbin બી આજકાલ તો હવે એકદમ ઓછા થઇ ગયા છે. ના યાર ભાઈ આ વાત તારી છે ને ખોટી છે. જેમ કે થોડા સમય પેલા કેવું હતું કે લોકો સ્વછતા પ્રત્યે જાગૃત નતા. ભારત દેશ માં પણ જ્યારે થી નરેન્દ્રમોદી ની સરકાર આવી છે. ને ત્યાર થી લોકો અવેર થયા છે, તેમનું એક mission છે સ્વચ્છ ભારત mission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

પેપર બનાવવા કે કોઈક નવો ધંધો નાખવા માટે કોઈ realistic ક્ષેત્ર તેના કારણે વૃક્ષઓ બૌ ધડાધડ કપાઈ રહ્યા છે. carbon, dioxide શોષાતો નથી. અને pollution માં વધારો આવ્યો છે અને તેના કારણે અંતે globalwarming, climate change આવી મહાન મોટી સમસ્યાઓ પેદા થઇ ગયી છે, હા હા મને બી એવું જ લાગી રહ્યું છે. કારણકે મોદી સરકાર આવ્યા પછી થોડો સુધારો તો મને લાગી રહ્યો છે. અને હું એમ પણ વિચારતો હતો કે આજકાલ જે બગીચાઓ છે. મતલબ એ હવે મતલબ, ખુબ જ ઓછા થઇ ગયા છે, પેલા આપડે જયારે નાના હતા ત્યારે પ્રવેશ માટે બગીચા માં લઇ જતા. મોટી મોટી મતલબ industries માં લઇ જતા એની આજુબાજુ માં ખુબ જ વૃક્ષઓ બધું હતું. પણ હવે તો મતલબ એવું રહ્યું જ નથી, હવે લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષને કાપી રહ્યા છે. અને એનો ઉચ્છેર કરતા જ નથી.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 કેમ કે કલોરીન પરમાણુ તેને તોડી નાખે છે, જેમ કે અપને આપણા રસાયણ વિજ્ઞાન ના ક્ષેત્ર માં ભણીયે છીએ, તો એના થી સુ થાય છે કે, ચામડીના કેન્સર તન બન કે આવી બધી સમસ્યા પેદા થાયછે, અને લોકોને બૌ તકલીફ પડે છે. હા ભાઈ એતો છે, મેં એક report માં જોઉં હતું કે જે આપણા જે ozone layer છે તો એમાં ખુબ જ મોટું ગાબડું પડી ગયું છે. અને નવાઈની વાત એ છે. કે લોકોને ખબર છે કે, અને થી આ મોટી problem થાય છે છતાં બી લોકો પોતાની આળસ માં જ નીકળે છે બધું. કારણકે હવે freeze, દરેક ઘર દીઠ એક freeze, એક ac, cooler દરેક ની ઘરે મતલબ આપડ ને જોવા મળે જ છે.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

offcourse હું તારી વાત થી બિલકુલ સહમત છું, પણ મારુ માનવું એમ પણ છેકે થોડા કાયદા અને કાનૂન બનવા જ જોઈએ. જેમકે જોને કે હવે તો શિયાળા માં પણ વરસાદ આવી જાય છે, જેમકે આપણે જોયું થોડા દિવસ પેલા આપણા ક્ષેત્ર માં વરસાદ આવ્યો તો ગણા પાક ને નુકસાન થયું. એનું કારણ સુ climate change કેમકે જે system છે જે rythm છે વાતાવરણની totally બદલાઈ ગયી છે. ને બીજું કે હમણાં મેં બે દિવસ પેલા તુર્કી અને સીરિયા માં બૌ જ ખતરનાક ભૂકંપ આવ્યો. ને વિસહજાર થી વધારે લોકો મરી ગયા. પૂરને દેશ માં ખુબજ તબાહી સર્જાઈ ગયી. એનું કારણ સુ કે મનુષ્ય આડેધડ જમીન માં ખોદી રહ્યોછે. crude oil માટે કે mining માટે કે એના થી technonic, plate માં અસર થાય છે. તેનું પણ balance, imbalance થઇ જાય છે.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 સમુદ્ર લેવલ હોય છે એ ઊંચું આવે છે. અને તેના કારણે ત્સુનામી જેવી મોટી મોટી આફતો ભવિષ્ય માં આવશે તો મને લાગે છે કે પર્યાવરણ ને તો આપડ ને બચાવવું જ પડશે. હા એતો છે અને મેં social media માં એક post દેખી હતી. જેની અંદર મતલબ કે આપણા ભવિષ્ય નો એક map બતાવ્યો હતો. કે જયારે આપણા જે glacier ગયી ને glacier જયારે પીગળી જશે ને ત્યારે સુ situation હશે દેશની. તો મેં એમાં જોયું હતું કે આપણું જે રાજ્ય છે ગુજરાત તે almost અડધું ડૂબી ગયું હશે. અને બાકીના જે શ્રીલંકા જે દેશ છે, બાંગ્લાદેશ છે એબી almost અડધા ડૂબી ગયા હશે. પણ મને એ photo જોઈને બૌ જ દુઃખ થયું.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 તો તને સુ લાગે આપડે આ બધી વાત કોને કરવી જોઈએ. આહ સૌપ્રથમ દિપેનભાઈ મને તો સુ લાગે ખબર છે. આપડે પોતે જાગૃત થાઉં પડે લોકોને જાગૃત કરવા પડે. લોકોને આપણી સાથે જોડવા પડે. ત્યાર થી જ પછી સરકાર સુધી આપણી વાત પહોંચશે. અને જયારે સરકાર જાગૃત થશે. તો તે અમલ કરવા માટે કેસે. અને પછી તેને લોકો નો સહકાર મળશે. અને પુરી દુનિયાને આમ સહકાર આપવો પડશે. આ કોઈ આપણા દેશ ની કે કોઈ બીજા ના દેશ ની વાત નથી. આ પુરી દુનિયા ની વાત છે. કમ કે environment તો આખી દુનિયાનું હોય છે. કેમ કે કેવું હોય છે ખબર છે. કે ચાઇના માં વધારે ફેક્ટરી છે તો એવું નથી કે ચાઇના પોતે જ અસર થશે. તે રસાયણ કે ખતરનાક chemical હવા દ્વારા બીજી country પર અસર પડી શકે છે. જેમ કે નોર્વે માં એક વાર આવું થયું હતું. એશિયા ના દેશો માં industries એરિયા જે વધારે છે. કેમ કે તે developing, country છે.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

હા દીપેન ભાઈ મતલબ કે એવી ગાડિયોથી જો આપડે મતલબ વાકેફ હોઈએ તો પછી આપડે environment ની અંદર pollution એકદમ જીરો થઇ જશે. અને હું એમ પણ વિચરૂંછું કે આના માટે આપડે મતલબ promotion કરવું જોઈએ.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 હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે. જેમકે જ્યારે થી diesel engine, petrol, engine ની સંખ્યા વધી રહી છે. અને main કે વસ્તીવધારો

તો તે પોતાનું private, vehical, preferred કરે છે, તો એના થી સુ થાય છે કે વાતાવરણ માં આજે ખરાબ રસાયણો છે chemical છે. nitrogen, oxyde, salfar, dioxide તે વધારે ઠલવાય છે. carbon, monoxyde

તેની ખપત ગાતડી શકાય. સુ લાગે છે તમને હા એ વાત તો સાચી છે હો તારી તને ખબર છે કે મારા કાકા ગયા મહિને સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. તો તે દેશની અંદર મતલબ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 બધું એકદમ મતલબ કેવાયનકે pollution વગર નું હતું કરણકે ત્યાંની public એકદમ educated છે અને ત્યાંના લોકોને જ્ઞાન છે કે કઈ રીતે હાલ આપડ ને pollution મતલબ આગળ જતા, ખુબ જ ખરાબ સાબિત થઇ શકે છે. તો ત્યાંના લોકોએ અત્યાર થી પગલાં લેવાના ચાલુ કરી દીધા છે. કે તે બધા ને આપણે prepare કરી શકીયે. તો મારા ખ્યાલ થી આપડે પણ એવી રણનીતિ અપનાવી જોઈએ કે જેથી કરીને આપણા બી,

હા યાર ચોક્કસ પગલાં તો લેવા જોઈએ. હવે પ્રદુશન તો એક number છે, પણ તેનું જે ખરાબ effect થઇ રહી છે, તેતો આપણા પર્યાવરણને અને પર્યાવરણ નઈ બચેન તો. પુરી system જે છે, પુરી clock થઇ જવી ગાડ઼િયાલ માં પરિવર્તન આવે છે. અને તેના થી લોકોને જીવન જીવવાની ક્ષમતા પર અસર થશે. લોકો અને ખબર જ નઈ રહે કે વાતાવરણ ક્યારે બદલાશે. કે જેમ કે ભારત જેવા દેશો માં કેઉં હોય છેકે ચાર મહિના શિયાળો ચાર મહિના ચોમાસુ ચાર મહિના ઉનાળો અમુક દેશો હોય છે કે જ્યાં વાતાવરણ નું કઈ નક્કી નાઈ હોતું, તો તેમને છત્રી પણ સાથે લઇ જવી પડે છે અને sweater પણ

અને જ્યાં વરસાદ વધારે પડતો જેમકે પૌન્ડિચેરી તો ત્યાં વરસાદ નહિવત થઇ ગયોછે, તો આવી મોટી મોટી effect તો થઇ રહી છે, અસરો થઇ રહીછે, જો આપણે પર્યાવરણ નાઈ બચાવીએ દિપેનભાઈ તો બૌ ખતરનાક side effect થશે આની.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 કે જયારે તું મોટો થઇ ને જયારે દસ વરસ પછી તું વિશ્વ જોઇ ને તો ખુબજ એમાં પરિવર્તન આવી ગયું હશે. અને specially જયારે પર્યાવરણ માં પર્યાવરણ માં ખુબ જ હાનિકારક એવા રસાયણો ને મતલબ,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 free માં લોકોને વૃક્ષઓ અને અમુક સહાયતાઓ આપતા હોયછે, પણ લોકોને ખબર જ નથી હોતી કે એને use કઈ રીતે કરવાનો હા environment એતો છે જ જેમકે વૃક્ષઓની ખપત વધારવી જોઈએ, તેમને રોપવા જોઈએ, પણ environment નો કે પર્યાવરણ નો સૌથી મોટો દુસ્મન તો તને ખબર જ છે કે plastic જ છે plastic નો વપરાશ કેટલો વધી ગયો છે.